જાવામાં વ્હાઇલ લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં તમે વ્હાઇલ લૂપ વિષે અને તે કેવી રીતે વાપરવું તે વિષે શીખશો
આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 1110 જેડીકે 16 અને એક્લિપ્સ 37 નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો વિષે જ્ઞાન હોવું જરૂરી છે જો નહિં તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
અહીં વ્હાઇલ લૂપનું સ્ટ્રક્ચર છે
તેના બે ભાગો છે
પ્રથમ લુપ રનીંગ કન્ડીશન છે અને બીજું લુપ વેરિયેબલ છે
ચાલો હવે ઉદાહરણ જોઈએ
એક્લિપ્સ પર જાઓ
અહીં આપણી પાસે એક્લિપ્સ આઇડીઇ અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે
મેં વ્હાઇલડેમો નામનો એક ક્લાસ બનાવેલ છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે
આપણે વ્હાઇલ લૂપની મદદથી 1 થી 10 નંબરો પ્રિન્ટ કરીશું
ટાઇપ કરો ઇન્ટ ન 1 આ વેરિયેબલ ન આપણું લૂપ વેરિયેબલ બનશે
ટાઇપ કરો વ્હાઇલ કૌંસ અંદર ન લેસ ધેન ઓર ઇકવલ ટુ 10 ઓપન અને ક્લોસ કૌંસ
આ કન્ડીશન લુપીંગ રનીંગ કન્ડીશન કહેવામાં આવે છે
એનો અર્થ છે લૂપ ત્યાં સુધી રન થશે જ્યાં સુધી આ કન્ડીશન ટ્રૂ થશે
આપણા કિસ્સામાં તે ત્યાં સુધી રન થશે જ્યાં સુધી ન ની વેલ્યુ 10 કરતા ઓછી અથવા બરાબર છે
અને તે ત્યારે જ બંધ થશે જયારે ન ની વેલ્યુ 10 કરતાં વધારે થાય
લૂપ અંદર આપણે ન ની વેલ્યુ પ્રિન્ટ કરીશું
Systemoutprintlnઅને પછી ઇન્ક્રીમેન્ટ ન ન 1 આ રીતે પ્રથમ 1 પ્રિન્ટ થાય છે અને પછી ન ની વેલ્યુ 2 બને છે
પછી લૂપ કન્ડીશન ચેક થશે
તે ટ્રૂ છે તેથી 2 પ્રિન્ટ કરશે અને 3 બને છે
અને એ રીતે 10 પ્રિન્ટ થાય ત્યાં સુધી લુપ વધે છે તે પછી એ 11 બને છે અને કન્ડીશન સાચી થતી નથી અને લૂપ બંધ થશે
ચાલો કોડને એક્શનમાં જોઈએ
સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ 1 થી 10 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે
હવે આપણે 50 થી 40 નંબરો પ્રિન્ટ કરીશું
તો આપણે 50 થી શરૂ કરીશું
ન 1 ને ન 50 થી બદલો
અને 40 સુધી જશું
બીજા શબ્દોમાં જ્યાં સુધી ન 40 કરતા વધારે અથવા બરાબર હોય
તો કન્ડીશન ન ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ થી બદલો
અને આપણે મોટા નંબરથી નાના નંબર માટે લુપીંગ કરી રહ્યા છે તેથી આપણે લુપ વેરિયેબલ ડીક્રીમેન્ટ કર્યો છે
તો nn 1 ને nn 1 થી બદલો
સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ 50 થી 40 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે
હવે આપણે પ્રથમ 10 7 ના ગુણાંકને પ્રિન્ટ કરીશું
તે કરવા માટે આપણે 7 થી શરુ કરીશું
તો ન 50 ને ન 7 થી બદલો અને પછી 70 સાથે અંત કરો
કન્ડીશનને ન લેસ ધેન ઇકવલ ટુ 70 થી બદલો
આ રીતે આપણે ખાતરી ક્રી શકીએ છીએ કે લૂપ 70 ઉપર અટકશે
ગુણાંક મેળવવા માટે આપણે લુપ વેરિયેબલ 7 થી વધારો
તો nn 1 ને nn 7 થી બદલો
આ રીતે પ્રથમ 7 પ્રિન્ટ થશે અને પછી ન 14 બનશે 14 પ્રિન્ટ થશે અને એ જ રીતે 70 સુધી
સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ પ્રથમ 10 7 ના ગુણાંક પ્રિન્ટ કરવામાં આવેલ છે
આપણે નંબરના અંકોનો સરવાળો મેળવવા માટે પણ વ્હાઇલ લૂપ વાપરી શકો છો
ચાલો જોઈએ તે કેવી રીતે કરવું
પ્રથમ મેઈન મેથડ ક્લીયર કરો
ઇન્ટ ન ઇકવલ ટુ 13876
આ નંબર છે
એટલે કે ડીજીટ સમ દર્શાવતું આ વેરિયેબલ નંબરના અંકોનો સરવાળો સમાવે છે
ટાઇપ કરો વ્હાઇલ ન ગ્રેટર ધેન 0 ઓપન ક્લોસ કૌંશ આ કન્ડીશન વાપરવા માટેનું કારણ થોડા સમયમાં જાણીશું
અંકોનો સરવાળો મેળવવા માટે આપણે પ્રથમ અંકો મેળવવા જોઈએ
તે કરવા માટે આપણે મોડ્યુલો ઓપરેટર વાપરીશું
000540 000504 ટાઇપ કરો ડીએસયુમ ડીએસયુમ ન 10 તો આપણને એકમ ડીજીટ મળ્યું છે અને તેને ડીએસયુમ માં ઉમેરીશું
તે પછી10 દ્વારા ભાગાકાર કરીને ડીજીટ રદ કરો
ન ન 10 તેથી લૂપ જયારે પ્રથમ વખત રન થાય છે ત્યારેdSum 6 હશે અને ન 1387 હશે
અને લૂપ જયારે બીજી વખત રન થાય છે ત્યારેdSum 7 અને 6 નો સરવાળો હશે જે 13 છે અને ન 138 બનશે
તેથી જેમ લૂપ રન થાય છે ન માંથી ડીજીટ ર્ક થશે અને અંતે ન શૂન્ય બનશે
તે પછી ન ગ્રેટર ધેન 0 કન્ડીશન ફળસે થશે અને લુપ બંધ થશે
ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરીએ
systemoutપ્રિન્ટલન ચાલો કોડ અને એક્શન જોઈએ
સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ નંબરના આંકડાનો સરવાળો 25 પ્રિન્ટ કરવામાં આવેલ છે
આ રીતે પ્રોગ્રામીંગનું સૌથી મૂળભૂત કન્સ્ટ્રકટ વ્હાઇલ લુપ વાપરી શકાય છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા વ્હાઇલ લુપ તે કેવી રીતે વાપરવું
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે નીચેનો પ્રોબ્લેમ ઉકેલો
વ્હાઇલ લૂપનો ઉપયોગ કરી આપેલ નંબરને રિવર્સ કરવા માટેની ગણતરી કરો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
જોડાવા બદ્દલ આભાર